ઓથી ઉપરના ખાનામાં મોટા પંખા અને દિવાલ પંખા છે.

અને એક દિવાલ પર ડોમિનોઝ નું નિશાન અને અન્ય એક છવી પણ મૂકવામાં આવેલ છે ટેબલ પર કેચપ છે.

ત્યાં જ બાજુમાં એક ટેબલ પણ છે જેના પાસે એક વ્હીલચેર બ્લેક કલર ની મૂકવામાં આવેલ છે.

વાતાવરણ ખૂબ જ લાભદાયી છે અને કાળા કાળા વાદળા આકાશમાં દેખાઈ રહ્યા છે.

આપેલ ચિત્ર એક લિવિંગ રૂમ નું છે જ્યાં નવા સોફા સેટ મંગાવવામાં આવેલ છે.

સામેની તરફ જોઈએ તો ચડવા માટે પણ પગથિયાં છે અને આ બિલ્ડીંગ બે માળવાળી હોય એવું જણાઈ રહ્યું છે.

એની નીચે ઘણી બધી નાની-નાની દેગડીયો અને દેગડાઓ પણ મૂકવામાં આવેલ છે.

એક ગેટ પણ છે ગાર્ડન માં વૃક્ષો અને છોડવા જોવા મળે છે.

દિવાલ પર કેટલીક છબીઓ ટાંગવામાં આવેલી છે જે મેમોરેબલ હોઈ શકે છે.